દિવાલ પર વાનગીના પાંચ બ્લુ રંગના ચિત્ર જોઈ શકાય છે ચિત્રમાં ત્રણ બારી દેખાય છે.

અહીં ચિત્રમાં યોગની ઘણી બધી મુદ્રાઓ દર્શાવેલી છે દિવાલ ઉપર એક ધ્યાન મુદ્રાનું ચિત્ર છે.

જેણે સફેડ રંગના કપડા પહેર્યા છે તે સ્ટેજ પર નૃત્ય કરતા હોય ટેવું જણાય છે.

ઉપર લાલ રંગનું કારપેટ પાથરેલું છે અને પાછળ કાળા રંગના પરદા છે.

મંદિરનો રંગ સફેદ અને પીરાશ પડતો છે મંદિરમાં એક બ્લુ રંગનું દ્રમ જોવા મળે છે.

આ ચિત્રમાં સુંદર સફેડ રંગનો મંડપ ફૂલોઠી શણગારેલ છે.

લાઈટ દ્વારા મંડપ શણગારેલ છે જે અદભુત દેખાય છે.

જેના ઉપર રજવાડી નું એક ચિન્હ પણ છે ટેના દરવાજા નો રંગ કઠ્ઠઈ છે.

અહીં એક કપડાની દુકાનનું ચિત્ર છે ચિત્રમાં ઘણા બધા માણસો દેખાય છે કેટલાક માણસો સાડીને સરખી કરતા દેખાય છે.

વચ્ચે બેસવા માટે ટેબલ અને સોફા છે ડુકાનમાં ઘણી બધી વાઈટ રંગની લાઇટો ડેખાય છે.

બગીચામાં ઘણાં બધા વૃક્ષો અને છોડ દેખાય છે જે લીલા અને પીળા રંગના છે.

જેની ફરતે લાકડા દ્વારા શણગારેલું છે ઝાડની પાછળ એક મોટો મકાન દેખાય છે.

અહીં એક બ્લુ રંગની ટ્રેન જોવા મળે છે ટ્રેન પર પીળા અને સફેદ રંગના પટ્ટા છે.

અને કેટલાક માણસો ચોપડા લેવા માટે ઉભા દેખાય છે બુકસ્ટોર ની અંદર છ માણસો કાર્યરટ છે.

આજુબાજુ જંગલ જોઈ શકાય છે આ મંદિર ડુંગર ઉપર હોય એવું લાગે છે.

રૂમ માં એક પંખો જોવા મળે છે એક્સ રે નું મશીન જોઈ શકાય છે મશીન નો રંગ સફેદ છે તે ઘણો જ મોટું મશીન છે.